સ્ત્રી મળે તો પાછો ધણી અને ના મળે તો વાંઢો. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો? તો શું કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય અથવા થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે પણ કોઈ દિલસોજી ધરાવે નહીં. દિલગીર દેખાવા જઈએ, પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહીં સ્ત્રી ન હોય તો તો થઈ શું ગયું શું તમને ખાવા નથી મળતું પહેરવા નથી મળતું પૈસા નથી મળતા નિરાધાર થઈ ગયા કે શું તમને શી ખોટ છે ઊલટું વિધુર એટલે થોડો વખત ધુરા ધોંસરી નીકળી ગઈ મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ધોંસરી વિના તેને અડવું લાગે છે હું એક વાર ગાડામાં મુસાફરી કરતો હતો ત્યારે સાથે એક મકરાણી અધમણની જામગરીવાળી દેશી બંદૂક લઈ સાથે આવતો હતો મેં કહ્યું જમાદાર બંદૂક ગાડામાં મૂકી દયો કંઈ ભો જેવું નથી. જમાદાર કહે, એ બોજ સે ઠીક ચલા જાતા હે પ્રેમાનંદ કહે છે તેમ ધણી સુરભિસુત છે

સ્ત્રી જાય છે તેથી ઝાદુ ઝાઝું કાંઈ થતું નથી હૃદયને ખાલી ચડે છે હૃદય ચાલતું નથી તેને જરાજરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે આ બધા સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરે છે. મને લાગે છે કે પુરુષસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે હવે કરવું શું શાસ્ત્રકારોએ કુમારિકા સૌભાગ્યવતી, પ્રોષિતભર્તૃકા, વિધવા, સર્વનાં કાર્યોનો વિધિ રસના સિદ્ધાંત ઉપર ઠરાવેલો છે. પુરુષને માટે કશું લખ્યું નથી. પુરુષ પ્રોષિતપત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું નાહવું નહીં પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું ચા ન પીવી ખરાબ કરીને પીવી બહાર ખાવું ઘેર ખાવું હજામત ન કરવી વાળ ન ઓળવા ઓફિસમાં વખતસર ન જવું

કાંઈ ન સૂઝે ત્યારે એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં. ઊઠ્યો. કમાડ વાસવા ગયો ત્યાં પૂંછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી વિરહમાં કાવ્ય સ્ફુરે છે મને નીચેનું કાવ્ય સ્ફુર્યું. कच्चिद् भर्त्र्या स्मरति रसिके! त्वं हि तस्या प्रियेति कच्चिद् भर्तृ स्मरति रसिक! त्वं हि तस्य प्रियेति તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુર્યો

પહેલાં આવે પ્રસંગે એક વીશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. જરા મોડું થયું હતું પણ હજી વીશી ચાલતી હતી મહારાજ નવો હતો, પણ ઘણાં વરસથી મને ઓળખતો હોય તેમ કહે ઓહો સાહેબ ઘણા દિવસે આવ્યા આવા દૂબળા કેમ પડી ગયા? અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે હું એની પ્રગલ્ભતાથી ઘણો ખુશ થયો. મને જાણે વિચાર કરવા, રમવા એક નવું જ રમકડું મળ્યું મેં કહ્યું હા મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં આવવાનો છું. પીરસો જે દી નવરો દીનોનાથ તે દી મહારાજને ઘડ્યો હશે. તેનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાંખીએ એવો ધોળો અને તેની ઉપર કાળા, રાતા, પીળા તલની ઝીણી છાંટ તેનાં લથડબથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે કાછિયો સૂરણ-બટાટાં ગાંસડીમાં બાંધે તેમ, કાળી ઝીણી પોતડીથી બંધ બાંધી બાંધેલાં હતાં પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા, અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવાથી ચોંટી ગયું હતું, ઊભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા, ગોળાકાર રહેતા. અને પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું

કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો. મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે મહારાજનો સ્વભાવ બહુ સારો મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા, ઘીની વાડકી લઈ આવ્યા અને કાંઈ પણ જ મારી details કહું છું તમને મારી જે details એમાં એવું છે કે મારી અત્યારે ઉંમર છે અત્યારે ઓછા માં આડત્રીસ વરસ ની ઉંમર થઇ ગઈ છે આડત્રીસ વરસ ની ઉંમર થઇ ગઈ છે મારી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

અને job વિશે માં એવું છે કે job વિશે માં શું છે કે જોબ વિષયમાં આપણે સૌથી પહેલા જે નોકરી કરી તી એ આપણે xerox line માં કરી હતી તે xerox line માં શું છે કે xerox line માં તમને હા xerox line માં એવું છે કે મને અત્યારે બધું કામ ફાવી ગયું હતું xerox line માં જેમ કે હું printing નું જ કામ કરતો હતો print આપવાનું ને બધું હા xerox કરવાનું, printing કરવાનું spiral biading કરવાનું લેમિનેશન કરવાનું smart card બનાવવાનું અને print પણ આપવાનું plan ને folding કરવાના આ બધું હું કરી શક બધું જ કરતો હતો ત્યાં set પણ બનાવતો હતો. અને spiral biading પણ કરતો હતો હું totally બધા જ કામ મને ફાવતા હતા. xerox line માં મેં જે નોકરી કરીએ ઓછામાં ઓછી કેટલા દિવસની કરી મેં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 આ normal print હું બધું આપી દેતો પણ autocad નું કામ મને નતું ફાવી રહ્યું હતું એ મારે શીખતો હતો પણ પછી મારે નોકરી છોડવી પડી એના કારણે

હું બધું જ કરી રહ્યો હતો યાર totally વસ્તુ બધું જ કામ મને ફાવી ગયું હતું તે જે મેં દસ વર્ષ નોકરી કરી એટલે પછી ફાવે તો ખરી જ ને એના પછી મેં નોકરી કરીએ bouncer માં કરી છે. એના પછી એક સૌથી પહેલા ફરીથી મેં xerox માં કરી પછી મેં bouncerline માં કરી બાઉન્સર line માં જે આપણે જસ્મીત બુના નો apartment છે ત્યાં જ કરીતિ મેં સવારે આઠ થી આઠ લગીની કરીતી મેં bouncer માં આઠ કલાકની job કરી તિ મે જસ્મીત apartment છે ત્યાં જ કરી હતી મેં ત્યારે મજા આવતી હતી નોકરી કરવાની આમ black commando ના કપડા પહેરવાના અને મને તો કપડાં પહેરવાનો વધારે શોખ છે અને પાછી મારે એક જ જોડી કપડાં પહેરવાના black commando બસ બીજા એક પણ નહીં એ પછી એ કરી પછી હું બીજી જગ્યાએ અત્યારે અહીંયા આવ્યો છું અત્યારે call center માં આવ્યો છું હું call center માં શું છે call center માં કામ તો ફાવી ગયું છે આપણને બધું અહીંયા પણ call માં પણ મારે વરસ જેવું થવા આવ્યું છે વર્ષ થઈ ગયું હશે હવે વરસ વરસની ઉપર જેવું થવા આવ્યું છે અને એમ બી મને કામ ફાઈ ગયું છે બધું

કોણ કોને કેટલી ખબર પડે છે કોને કેટલી નથી પડતી એમાં એવું છે customer તો મને problem થતો હોય ત્યારે જ call કરતા હોય એનું કામ એ problem solve કરવાનું આપણું કામ છે. અને પોતાના customer ના દિમાગ બધા અલગ અલગ હોય કોઈ ગાળા ગાળી કરતા હોય અને એ આપણે સાંભળવું પણ પડે હવે શું કરીએ આપણી નોકરી છે તો સાંભળવું પણ પડે આપણે તો સામે કશું બોલાય નહીં એ રીતના જ એટલે આમ મજા આવે છે customer care માં call કરવાની એમ વાત કરવાની અને નોકરી કરવાની પણ મજા આવે છે આપણે આઠ કલાક મારો time છે મારો ત્રણ થી બાર નો ત્રણ થી બાર નો time છે અમારો એ રીતના છે બધા હોય એટલે મજા આવે થોડી વાતચીત કરવા ના મલે આપણને પણ customer જોડે વાત થઈ જાય એટલે મજા આવે પાછી

એમને daughter આઈ છે, લગન કર્યા છે બધાએ નવા નવા બધા જ બધા જ ભાઈબંધોને છોકરી જઈએ સારું કહેવાય આમ તો છોકરી એટલે લક્ષ્મી નો રૂપ કહેવાય સારુ કહેવાય અને આપણા હમણાં કઈક એડ પણ મેં વાંચી હતી આપણે એડમાં એવું છે કે એડમાં આપણે નરેન્દ્ર મોદીએ કંઈક નવું નવું બધું કરેલું છે. છોકરીઓ માટે ઘણી બધી સહાયતા બધા ઘણા બધા સુવિધાઓ નીકાળી નરેન્દ્ર મોદીએ એટલે અમે તો હર વખતે નરેન્દ્ર મોદીને જ વોટ આપી છે બીજા કોઈને vote આપતા જ નથી.

નરેન્દ્ર મોદીએ ઘણું બધું કરેલું છે એવું નથી નરેન્દ્ર મોદી આયો એ પછી ઘણા બધા સુધારા પણ થયા છે road ના સુધારા થયા આજે લાઈટોના સુધારા થયા છે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 અને નરેન્દ્ર મોદીએ રોજગાર બધાને આપેલું છે એવું નથી કે નથી આપેલું નરેન્દ્ર મોદીએ બધાને રોજગાર આપેલું છે. એ રીત ના છે. ઘણી બધી મજા પણ આવી અમને ને નરેન્દ્ર મોદી આયો એમાં હું વધારે પડતો ખુશ થયો હતો કેમ કે અમારા મોદી આવી ગયા એ તો ચા બનાવશે હજી ઉકાળી ઉકાળીને બનાવશે અને તમારા બધાને પીવી પણ પડશે.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

અને બધા જ વ્યવસ્થિત મકાન છે અને બધા જ રહેવાવાળી બધા જ વ્યવસ્થિત માણસો છે કોઈ પણ કોઈ જાતની કોઈ મગજમારી એવા કોઈ છે જ નહીં બધા સીધા સાદા જ લોકો રહે છે. અમારા ભાઈ છે એમાં અમારા હામે વાળા કાકા જે છે એ નીચે રહેશે અને અમે ઉપર રહીએ છીએ એટલે ઉપરનું માળ અમે વાપરીએ છીએ અને નીચેનું અમારા કાકા વાપરે છે.

બધા સમજી મળીને જ અમે કામ કરીએ છીએ એટલે થઈ જાય છે. અમારું જે અમે જ્યારે customer care માં નોકરી કરવાની ત્યારે અમારી training જે લીધી તી એ રાજુભાઈ એ લીધી હતી રાજુભાઈ એ અમારી training લીધી હતી અને બહુ સારી training લીધી હતી. એમની જોડે જે એમને શીખવાડતા હતા એ બહુ સરસ શીખવાડતા હતા. એમની જોડે training લીધી બહુ સારી લીધી અમને બહુ સારું સારું શીખવાડયા હતા અમને practically બધું કરાવતા હતા જ્યારે નહોતો problem થયો ને ત્યારે અમને બધુ practically કરાવીને પછી કરાવતા હતા કે છોકરાઓને કાંઈ ખબર પડે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 અમને નોકરી છોડી દીધી છે. અને આ મારો એક ભાઈબંધ છે દત્ત કરીને દત્ત કરીને છોકરો છે એને અત્યારે અત્યારે બે જગ્યાએ નોકરી કરી રહ્યો છે એક તો આપણે એક marketing નું છે હવે એને ફાવી ગયું છે એમ તો કરે છે part time અહીંયા પણ કરે છે સાંજે સાત થી અગિયાર સાત થી સાડા અગિયાર લાગી કરતો હોય છે. મેં સારું જ કહેવાય એમ તો એ બે જગ્યાએ નોકરી કરી રહ્યો છું એનો પગાર આમ marketing માં છે એટલે સારો પગાર છે એનો વીસ હજાર રૂપિયા પગાર આપે છે એને અને ચાર હજાર રૂપિયા જેવું અહીયાથી કમાઈ લે એટલે ઓછામાં ઓછા આટલા તો કમાઈ લેજે પચીસ પચીસ જેવા પાડી પણ એનો ખર્ચો પણ વધારે છે આમ બી રજનીગંદા ખાઈને પેલું ખાય એને નાસ્તો કરીને પેલું કરેને સો દોડસો રૂપિયા તો એનો જ ખર્ચો કરી નાખતો હોય છે એનો જ ખર્ચો કરી નાખતો હોય છે અને મારો ખર્ચો થઈ જ જાય છે મારો ખર્ચો ઓછામાં ઓછો પચાસ રૂપિયા તો minimum ઓછામાં ઓછો મારો ખર્ચો હોય છે જેમ કે જો ચા તો પીવાની જ હોય બે time ચા પીવું.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 અને petrol લના તો દર મહિને અલગ દર અઠવાડિયે એક વીકે તો આપણે કરાવું છું petrol લ તો પુરાવું જ પડે પેટ્રોલ તો પુરાવું જ પડે petrol લ પુરાયા વગર ચાલે નહીં ઓછામાં ઓછું petrol લ પુરાવું પડે એટલે મારે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 આટલા પગારમાં ચાલી રહ્યું છે એટલે સારું કહેવાય હમણાં પાછો ગાડીમાં ખર્ચો પણ કરાવી યાર એક તો service કરાવી service કરાવ્યા બાદ પછી service કરી એ વાત પછી તમારે આખી ગાડી service કરાવી દીધી oil બદલાયું પછી wheel ઓઇલ બદલાયું એ રીતના બધું oil ને બધું બદલાવ્યું મેં એ રીતના હતું એ ગાડીમાં પણ ખર્ચો ગાડી તમારો ચલાવો એટલે પછી ખર્ચો તો થવાનો જ છે એમાં તો કોઈ કશું ના કરી શકે હવે એવું વિચાર કરી રહ્યો છું કે હવે તો gym ચાલુ કરું તો cycle એક લઈ લઉં. cycle લેવાથી શું છે યાર cycle લઉં તો મારું શરીરમાં થોડી fitness રહે fitness રહે તો મજા આવે થોડું કામ બામ કરવાનું આતે આ પેટ વધી ગયું છે હવે cycle ચલાવવાનું ચાલુ કરવું પડશે મારે એટલે ycle ચલાવી તો આ પેટ બેટ તો ઓછું થઈ જશે મારું એ રીત ના છે પેટ ઓછું થઈ જશે તો ચાલો એ રીતના છે મજા આવશે પેટ પણ ઓછું થઈ જાય પૈસા petrol લના પૈસા પણ બચી જાય એ બધું એ રીતના રહે છે જ્યારે કંઈક બહાર ફરવાનું હોય ત્યારે તમે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 ઓછામાં ઓછું બાર તેર હજાર રૂપિયા તો જતા રહેશે cycle માં એટલે cycle એક લેવી છે મારે જે હવે normal જ લેવી છે ઘેર બેર વાળી નથી લેવી ગેર માં પછી બધું ગેરમાં શું છે તમારે એને સાચવવું પડે ગેરમા ઓઇલને બદલવું પડે ને simple જ લઈ લઈએ તો ચાલે ને આપણે ખાલી પેન્ડલ જ માર માર કરવાના હોય એ રીતના એટલે એ રીતના કરવું છે હવે અને ગાડી બાપાને બાપાને બાપાને એકટીવા આવડી ગયું છે બાપાને એકટીવા આવડતું ન હતું બાપાને પણ એકટીવા શીખવાડી દીધું છે મેં બાપા એ ચલાવતા હોય છે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

આમ તો જે નોકરી કરવાન જે time છે ને એ સાલો time તો બરાબર જતો જ નહિ સાંજે તો જતો રે છે પણ સાલો સવારે એક તો ઊઠવાનું મારે અગિયાર બાર વાગે ઠીક છે બાર વાગે ઉઠું ચા પાણી પીવું toilet જવ washroom જવ પછી ચા બનાવું સરસ મજાની એક ચા પીવું એટલે ચા પીવું પછી ચા પી લવ

પછી નોકરી નો time થઇ જાય ત્રણ વાગે નો એટલે ઘરેથી નીકળી જાવ હું ઘરે થી ઓછા માં ઓછુ બે અઢી વાગે નીકળું ઘરે અઢી વાગે નીકડી જવ એટલે અઢી વાગે નીક્ડું એટલે અહી આવતા આવતા મારે દસ પંદર મિનીટ નો બીજો રસ્તો થઇ જાય અને exect મારું login લહે બે ને પિસ્તાળીસે તો login જ જાય આપડે. ગમે તેવું હોય કદાજ incase કદાજ જ મોડું થાય બાકી તો login લાગી જ જાય આપડે પિસ્તાળીસ એતો પીસ્તાલીશ એ login લાગી જ જાય આપડું એમાં એવું હ

ગરમી હવે ચાલુ થઈ ગઈ છે આપણે ગરમી લાગવાનું ચાલુ થઈ ગયું છે હવે ગરમી ચાલુ પણ થઈ ગઈ છે હો પંખાઓ ચાલુ કરવા પડે છે રોજ રોજ હેલ્લો અવાજ આવી રહી છે મારી હેલ્લો અવાજ આવે છે મારો શું છે આપનું સુભનામ સાહેબ ઓકે મન્સૂરી સારીખ નામ છે મારું બરોબર બરોબર

બસ મારે હું અત્યારે તો મેહસાણા રહું છુ

તારે તમારે ક્યાં રેહવાનું ઉહ

ધોડકા થી રેહવાનું એમ બરોબર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

હમ અહમદાવાદ આવ્યા છે એવું

નવો bridge બન્યો છે ને આ river front જિ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

બરોબર એટલે family જોડે આવ્યા છો એવું yes અતલ bridge અતલ bridge જોવા એમ

હા તો પેલા પણ આવ્યા તા કે એ પેલા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 ત્યારે પણ કૈક હતું એવું flowershow નું પેલા પણ આયા તા એવું બરોબર એવું હતું એમ હા પણ હવે વિચાર એવો છે કે સાંજે return થોડું ગાંધીનગર science city જવું છે કામ થી જવું છે mother નું કામ છે થોડું

અને અમે actually ઘર ની ગાડી લઈને જ આવ્યા છીએ એટલે કોઈ પ્રોબલમ નથી સાંજે return થવું છે એમ હા અત્યારે science city જવા નીકળવું છે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 ગાંધીનગર science city થોડુક જોવાલાયક સારું છે તો family વાળા કે છે કે science city બધા કઈ રહ્યા છે longtime થી કે ત્યાં જૈસુ એમ ગાંધીનગર હા હા અહિયાં પણ કાંકરિયા ને સારું છે ત્યાં પણ જતા આવવા નું

બરોબર છે અને બોલો બીજું કેમનું ચાલે છે તમારી life માં બસ બસ ઠીકઠીક ચાલે છે તમારે બોલે ને કેવું ચાલે છે

બસ કઈનઈ મેં engeenering કરેલું છે મારે પૂરું થઇ ગયેલું છે અત્યારે તો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

તારે કે કેવું જોબ પૂરી જોબ ચાલુ છે કે પછી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

બરોબર

રહેવાનું proper ઢોલકા જ છે આપડે અપડાઉન ચાલુ છે મારું train માં અપડાઉન બરોબર એવું છે એમ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

ઘરે બધા કેવા છે મમ્મી પપ્પા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

ઘણા દિવસે યાદ કર્યા પણ હો યાર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 હા મેં actually કરવાનો હતો પણ એ વાત પછી ઓફીસ વર્ક માં ટાઇમ માં નથી મળ્યો

અત્યારે માટે એવું છે કે આપડે જે નોકરી પર લાગી ગયા તો પછી પતિ ગયું તમારે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 હા એજ ને પછી week of માં હા બરાબર પછી આપણે જે પછી આપણને રજા પણ મળતી હોયતો એમાંપણએવું હોય છે કે ઘરે પણ time આપીએ family વાળા જોડે

એટલે તો આપડે એક week of લઇ લિયે છે sunday

એવું sunday ની week ofyesfamily ને ભી થોડું time આપવાનું ના ના બરોબર હા હું પણ એવું જ કરું છુ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

ત્યાં પૂરુંથઇ ગ્યું છે હવે બીજે કઈ અપ્લાય કરું એમ છુ એમ ઘણી જગ્યાએ મતલબ કે જ્યાં સારું એવું લાગે ત્યાં અપ્લાય કરીએ છીએ બરાબર interview દેવા કોઈ જગ્યા ગયા છો આજ સુધી

ત્યાં મતલબ કે document આપેલા છે પછી ખબર નહી ત્યાં શું respons આવે છે

તમાર કેવું છે એક વાર ત્યાં railwayinterview આપીઆઓ કેમનું રહેશે કેમનું નહી

બરોબર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

હા એ તો આવી જ જાય ને આપડે mobie માં આવે જ ને એ તો

actually સુ તમાર online માં જોવું હોય તો chrome ની અંદર google chrome માં ભી check કરી શકો છો railway ભરતી બધી પડે તમે online apply કરો actually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 બીજું કો કેવું ચાલે છે શાંતિ છે ને બધું ના ના બિલકુલ સૌ ટકા સારી વાત કહું ચાલશે